પ્રોજેક્ટ માં પહાડો ઝાડવાઓ ઘ્ ઘરો અને નદી દેખાઈ રહી છે.

સામે બાઈક અને કારો પાર્ક કરેલી છે.

મસ્જિદ ઉપર વચ્ચે એક ગોલ્ડન રંગનો ગુંબજ છે.

કેટલાક ગ્રાહકો કાઉન્ટર ઉપર ચશ્મા જોતાં અને પસંદ કરતા નજરે પડે છે.

એ જ ટેબલ ઉપર વિવિધ પ્રકારના વજનીયાઓ પણ જોવા મળ્યા છે.

ટેબલ ને આસપાસ ગ્રાહકો ઊભા છે તેમાંથી કેટલાક ખરીદીમાં વ્યસ્ત નજરે પડે છે.

ફોટામાં ઘણી કારો પાર્ક કરેલી દેખાઈ રહી છે.

આ ફોટામાં કોઈ ભજીયા સેન્ટર નો બોર્ડ જોવા મળે છે.

આ ફોટો કોઈ બેંકનું એ_ટી_એમ ના કેબિન નો છે.

યુવાને સફેદ રંગનો શર્ટ પહેરેલો છે અને તેણે ખિસ્સામાં મોબાઈલનો કવર રાખેલો છે.

ફોટામાં એક પ્લાસ્ટીક નો ડ્રમ પણ દેખાઈ રહ્યો છે.

ફોટામાં એક તળાવ દેખાઈ રહ્યું છે.

તળાવના થોડે દૂર એક ડુંગર છે.

ની બાજુમાં બાઇક અને અન્ય વાહનો ઉભા છે.

ફોટામાં લાલ પીળા સફેદ અને અન્ય રંગના ફૂલો દેખાઈ રહ્યા છે.

દુકાનની દીવાલોમાં વિવિધ આઈસ્ક્રીમો ના ચિત્ર લગાવવામાં આવ્યા છે.

જમીન રફ છે અને ઉપર કાકરા અને પથ્થર વેરાયેલા દેખાઈ રહ્યા છે.

છત ઉપર લાઈટ અને એર કન્ડિશનર લગાવેલા છે.

ફોટામાં એક લાઇટ્સ ની વર્કશોપ જેવી જોવા મળે છે.

તેના કાંઠે લીલા ઘાસ અને વૃક્ષો પણ છે.

એમાં કેટલાક પોલીસવાલા પણ દેખાઈ રહ્યા છે.

પેટ્રોલ પંપ ની પાછળની બાજુએ મોટી ઇમારતનો બાંધકામ ચાલુ છે.

ટેબલ ઉપર રંગીન કાગળ ગુંદર બ્રશ કલર જેવી સામગ્રી દેખાઈ રહી છે.